પેલો રોડ છે એની ફરતે ગ્રીનિશ જમીન છે જે ખૂબ જ સુંદર રમણીય વાતાવરણ લાગે --

ભવ્યતા દેખાય છે ખૂબ મોટા ઝાડો પણ દેખાય છે જે દૂર દૂર છે થોડું થોડું પાણીનું પણ વાતાવરણ જેવું લા --

ધૂ સ્ટ્રેટ ઝાડ દેખાઈ રહ્યું છે એના પર મની પ્લાન્ટ લાગી રહ્યું છે.

એક લાલ અને બ્રાઉન કલર નો ભૌમિતિક આકાર આપીને મકાન બનાવવામાં આવ્યું છે.

પાછળ વૃક્ષો છે મકાન ખૂબ જ સુંદર દેખાય છે થોડું પિરામિડ જેવું પણ લા --

ગાડી પણ પાર્ક કરી છે અને આ ખુબ સરસ જગ્યા દેખાય છે.

સુંદર નાનું સરોવર છે જેની ફરતે ઝાડને લીધે કે શેડને લીધે પાણીમાં ભારતના નકશા જેવી કૃતિ દેખાઈ રહી છે.

અમુક લોકો ખરીદવા પણ આવ્યા છે એક વ્યક્તિ ઓરેન્જ ખુરશી પર બેસીને કંઈક કરી રહ્યો છે.

પાસે એક સફેદ ટેબલ છે જેના પર પર્પલ કલર ની એક પાણીની બોટલ છે.

અં સાબુ છે કોસ્મેટિક્સ છે એક દાદર જે ઉપર જઈ રહ્યું છે એક રાઉન્ડ ટેબલ છે ચેર છે પંખાઓ દેખાય રહ્યા છે થોડાક કસ્ટમર્સ પણ બાર ઉભા રહ્યા છે.

એક ડિઝાઇનર ફર્નિચર છે ટેબલ છે અને રંગ રોગાન પણ ચાલી રહ્યું છે.

પીચ કલર અને ઓરેન્જ કલર થી સુંદર દીવાલો સજાવી છે નાનું સ્વિચ બોર્ડ છે એક બારી છે એની બાર દાદર દેખાય રહ્યું છે.

મિશલિન નામની શોપ છે જે બ્લુ કલરનું બોર્ડ છે.

સરસ મજાનું સ્વામીનારાયણજીનું એક ફોટો છે થોડા પેકેટ્સ લટકાવ્યા છે એક ખુરશી મૂકી છે એક સેલ્ફ છે.

અને ખૂબ જ બધા ફોટા લગાડ્યા છે ડેકોરેટિવ છે સુંદર છે.

એક ઝાંખા પીળા કલર નું એક માળનું મકાન છે.

ગેરેજ માં છ સાત જણ ઊભા રહ્યા છે બે ગાડી છે એક ગાડીનું બોનટ ખુલ્લું મૂક્યું છે.

થોડાક લોકો પાછળ જોઈ રહ્યા છે કોઈક ગાડી ગમી જોઈ રહ્યું છે કોઈ ગાડીની અંદર પણ જોઈ રહ્યો છે.

અને ગુંજન વાપી ખાતે આવેલી છે જેમાં વેલકમ ટ્રાવેલ્સ નામ છે.

એક મોટો ગેટ છે સાથે એક નાનો પણ ગેટ છે પાંચ છ એક એક માળના મકાનો દેખાઈ રહ્યા છે જે આઈવરી કલર ના છે.

ઘણા ઘરો કન્સ્ટ્રક્ટ થઈ રહ્યા છે અને ઘણા તૈયારીમાં છે.

ગણે દૂર થોડી ટ્રકો પાર્ક કરેલી છે.

લાલ કલરની ખુરશીઓ છે લાલ જાજમ છે ત્રણ વ્યક્તિઓ ઊભા છે પાંચ છો જણ બેઠા છે.

ખુબ સરસ સ્ટેજ સજાવવામાં આવ્યો રયો છે બે દરવાજાઓ પણ છે એક બારી પણ છે.

એક ઘોડે સવારે ગ્રે કલર ની ટીશર્ટ બીજાએ બ્લેક કલર ની અને ત્રીજાએ મરૂન કલર ની ટીશર્ટ પહેરી છે.

સફેદ બારી છે જેના પર છ સફેદ જાડા હાર લટકાવવામાં આવ્યા છે.

બધા કલરફુલ કપડા મૂક્યા છે રેડ ગ્રીન ઓરેન્જ બ્લેક બ્લુ .

લાલ કલર નું વુડ નું ટેબલ જેવું ફર્નિચર દેખાઈ રહ્યું છે.

સ્ટીલ નું એક ટેબલ છે જેના પર ચાર ખાના માટેનું પિરસવા માટેનું બાઉલ છે.